માનવું પડે ના માનવું પડે એવું હોય સરુ સરુમા નતા માનતા થઇ ગયા જેમ જેમ સાહબ કે એમ માનવું પડ્યું થાકી ગયા તા

બરોબર

જુનાગડ ઉપર થીન જે નજારોછે ભાઈ ગીર ગીર ઉપરથી આખું જુનાગઢ દેખાય છે એમ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

કેટલી સીડિયો હશે

કેટલી સીડિયો હશે સીડિયો યાર કેટલી ખબર નથી મને લાગે ત્યાં સુધી હજાર કા તો પાંચ હજાર બે માંથી એક થાક બહુ લાગ્યો બરોબર બરોબર લગભગ તો પાંચ હજાર જ છે પછી ખબર નથી બસ પછી ઉપર ગયા ફોટા બોટા પડય્વા શિક્ષકો ના phone મા કેમ કે અમારી પાસે હોતા નહી group ફોટા પડ્યા સાતમાં પછી કયો આપડે જાહે મને તો આમે hostel વાળા hostel વાળા હોય જ અમારા અમુક બીજા ભાઈ બંધો એભી આયીવા હતા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

તો કેટલીક ચડતા ચડતા કેટલી વાર ઉભા રહ્યા તા વચે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 બે વાર ઉભા રહ્યા તા એમ શિક્ષકો ઉભા રહ્યા તા શિક્ષકો હા એ બધા થાકી ગયા હતા શિક્ષકો ના પણ પરસેવા છુટી ગયા તા છે તો ઈ માણસ જ બરોબર

પછી થોડુક અ અભ્યારણ જેવું છે ત્યાં ગયા છતાં માછલીને એ બધું જોયું મજા ના આયી અતારે અમારે મિત્રો છે અને હળી કરવાની બહુ આદત છે સિહ હતો ઈયા વારે ઘડીએ હવે ચેક પાંજરા પાહે વાય જાયે હાથ વાળા એ t shirt ખેચી લીધી નહી નહી જવાન તોય વાયો જાયે યા હુજેને શિક્ષક માર પડી પછી આખા route માં જે ઠાડો ઠાડો હતો કાઈ બોલ્યો નથી એક શબ્દ નથી બોલ્યો હ ની પોતાની જીગર વતાવતો તો એમ કે એના સામે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

બસ પછી અમે ત્યાં આગળ ફર્યા પાછા આવીને થોડું નાસ્તા પાણી કર્યા વચે hotel હતી નામ નથી યાદ થી

બરોબર બરોબર સારું હાલો આ વખત પ્રવાસો થાય તો પછી આપડે મલસું ને એવા સાથે પ્રવાસ એ જસુ બીજું શું હારું હારું ચાલ ચાલ મળીયે okay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

અરે યાર તકલીફ એવી થઇ હે કે હવે આવ્યા ભી નહી મળતું શું કેવું ચેવો કોરોના બીજે વધારે હે ત્યાં અરે ખુબ છે યાર ઐયા થી નીકળવા જ ઘર ની બાર જ નીકળવા નથી મળતું ને ઐયા ભી એવું જ છે આયા ભી ઘર થી બાર નિકલવા નથી મળતું હમ બીજું બસ શાંતિ છે માર ભાઈ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

તો આયા તો હજી એક dose ભી નથી આયો એવું છે અન અમને તો એક dose આપી ધીધો તો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

એ પાલનપુર આવું છે પણ આવા જ નથી મળતું અયા થી ઘર ની બાર જ નિકાલવા નથી મળતું એટલે તું સમજી લે હવે ઐયા ભી એવું જ છે ઐયા તો ઘરની બાર નીકળવા નથી મળતું બસ આયા ભી ઘર ની બાર નીકળવા નથી મળતું દૂધ બીજે લેવા જાવું હોય તો ભી નહી જવા મળતું આમાં તો બાબરા બિચારા બાર સુવે ગરીબો એમની કેવી હાલત થતી હશે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

હા બવ તકલીફ છે યાર કેટલા કેટલા લોકો મરે છે દિવસે ને દિવસે લોકો સંક્રમિત કેટલા થાય છે કોરોના થી

હા ખાશા લોકો ફસાયા આયા છે ઐયા અમારે હવે અ મારું ઉદાહરણ લે ને મારે પાલનપુર આવું છે પણ હવે મને ઐયા થી આવા જ નથી મળતું ને હમ બધું સાધન બાધાન બધું માલ બધો બંધ થઇ ગયો છે હા railway બસ private ગાડી પણ નથી જવા દેતા ને બધું બંધ કરી દીધું હે એમાં ભી અમારે vaccsidation નો એક dose થઇ ગયો તો ભી નહી જવા દેતા અમારે તો હજી dose ભી આયો નથી dose આવે તો લઇ જ લેવો છે પેલા

તો ભી આપડે સારું છે નક ચીનમાં તો કેટલા લોકો મરી ગયા અને આપડે ભી કેટલા લોકો મરે હે હા પણ યાર લાવ્યું અ અ ભી એમને ચીન વાળા એ લાવ્યું ને હમ હમણાં ને હમણાં કેટલા બધા કેસો આવ્યા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

હું તો હવે ઘરે બેસી બેસી ને ભી હવે કંટાળી ગયો અરે ઘરે બેસી બેસી ને કંટાળો આવે આપડે એ નોકરી કરતા એટલે આખી દિવસ વ્યસ્ત રહેતો અને હવે તો એમ થાય કે ઘરે બેસી ને કરવું શું આખો દિવસ time જ નથી જતો યાર હું તો આખો દિવસ phone જોઈન જોઈન ભી હવે ઓંખો ભી હવે ઓછુ દેખાતું થઇ જાય હવે હમ સાચી વાત હવે phone ને TV phone ને tv બીજું તો શું હોય

અને mask વગર તો બાર જવાય નાં

અરે મુ તો કવ તો mask પેરી ને ભી બાર જવાનું ઓછું કરવાનું ટાળવા નું બાર જવાનું બાર જવું જ નહી બને ત્યાં સુધી

એ ગલી આખી corantian કરી એટલે આજુ બાજુ વાળા ને કોય ને નેકલવાજ નથી દેતા

હમ ત્યાં તો case કેટલા આવ્યા હતા કોરોના ના ઐયા ભી બવ બધા case છે લાખ ઉપર છે હા અહિયાં અમારે પડોસ માં અમ્રારે એક society માં એક uncle મરી ગયા ઉમર લાયક હતા હમ અચાનક રાતે શ્વાસ ચડ્યો અને મરી ગયા કે કોરોનામાં અર જેટલા લોકો કોરોના થી નથી મરતા એટલા ડરીને એમને હાર્ટ એટક આઈ જાયે છે ડરી જાયે છે હા તે ડરી જાયે છે એમ વિચારીને કે મને કોરોના થઈ ગયો હશે એમ મને કોરોના થઇ ગયો હું હવે બચી નઈ સકું એમ વિચારી ની જ એ મરી જાયે છે હાર્ટ એટક આઈ જાયે છે એમને હા ડરવું ના જોઈએ એમાં હવે દવા કરાવી જોઈએ અને બધું વગી થઇ બી જાય છે હવે તો દવા ખાના માં વચે ઓક્ષ્સિજન ના બાટલા પણ નતા અરે હાલ અમ્મારે અહિયાં hospital માં ઓક્ષ્સિજન ની કમી જ છે ને તો હાલ ઓક્ષ્સિજન ભી ક્યાં મળતું નથી તો એટલે જેમ બને એમ ઘર માજ રહવાનું રાખો હા ઘર માં જ રહવાનું અને બાર જવાનું ટાળી જ દેવું જોઈએ હમ તાર નાના બાના કોઈને બાર ની જવા દવા ના ના હું નાના નાની ને એમને બાર જવા નથી દેતો માર જોડે જ રાખું હમ અત્યારે જેમ બને એમ ઘર માં જ રહવાનું હમ ઉમરલાયકો અને ઉમરલાયકો અને બાળકો ને જલ્દી બાર જવા જ નથી દેતો કઈબી હમ કામ બીજું હોય કઈ વસ્તુ લાવી હોય તો હું જાઉં અને જઈ નઈ લેતો આવું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

બીજું શું ચાલે ત્યાં દિલ્હી માં બસ દિલ્હી માં તો હાલ fully કોરોના ચાલે તમારે ત્યાં કેવું વાતાવરણ છે હાલ પાલનપુર માં ભી એવું જ છે હાલ તો એવું છે એમ હમ અલા કઈ ક વાત મળી હતી કે આપને પીલા ના દાદા મરી ગયા છે પીલા Rishabh ના હ હ એન papa થોડા શ્વાસ ની થક્લીફ થી એમ આ કોરોના આયો પહી વધારે પહી ઓક્ષ્સિજન ના બાટલા અને દાદા ને મળ્યા ની હમ પછી civil માં પૂછપરચ કરી હતી પણ civil માં ભી બાટલા નતા ઓક્ષ્સિજન ના એવું એમ કઈ private ભી setting ના થયું એમ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 અને આ કોરોના નો થોડો virus જેવું હતું એવું છે એમ એટલે એમનો અંતિમ સંસ્કાર તો ની જ કર્યો હોય ને દાટી જ દીધા હતા ને ઓવે બરોબર તો હાલ તો એમનું બેસણું ને એ બીજુ ને એ રાખ્યું ની હોય હાલ તો કોરોના માં ક્યાં લોકો નૈ ભેગા જ થવા દે એટલે જ ને હાલ રાખ્યું ની હોય લગભગ સુધી ના હાલ ની રાખ્યું કોરોના જાયે પછી બધું સારું થાય પછી કદાચ રાખ સે તો તો એમના ઘર ને નહી quarantine કરી ધીદુ હશે હાલ તરતજ quarantine ફોન બીજો કર્યો કે ની

બીજું બોલો ત્યાં બધા ને medicine અ પીલુ vaccine આવી ગઈ હા અમારે તો અહ્યા બધા ને vaccine અપાય ગઈ છે ઘર માં family ને બધા ને અપાય ગઈ છે બસ અમારે આવે એટલે અમારે ભી vaccine લઇ જ લેવી છે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

ના vaccine લેવી જરૂરી છે આપડા માટે લીયે અને બીજા ને ભી લેવરાવી હમ એતો સારું છે કે આપડે મોદી સાહેબ છે હા મોદી સાહેબ ના લીધે તો vaccine ભી આપડા india વાળા એજ શોધી કાઢી ને આપડા india માં case ઓછા હૈ બીજા દેશ કરતા હા બીજા દેશ કરતા આપડા india માં ઓછા છે સાચી વાત છે હમ બીજું કેવું ચાલે ત્યાં બસ શાંતિ છે હાલ તો બસ બધા ઘરે બેઠા છીએ ભેગા થઇ ને હમ એક બાબત તો સારી થયું કે બધા family વાળા જોડે બેસે છે વાતો કરે છે time આપે છે family વાળા ઓ ને હા આપડે આપડા પરિવાર ને time આપી શકીએ હા fully time તમે આપી શકો તમારા પરિવાર ને બાકી પેહલા એવું હતું કે papa ને કઈ છોકરા ની પડી ના હોય છોકરા ને કઈ papa ની પડી ના હોય કદી એક બીજા જોડે વાત નહી ના કરતા હોય ના ના સાચી વાત હૈ એમના જીવન માં શું ચાલી રહ્યું હૈ કોઈ ને ખબર જ ના હોય એક બીજા ના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 કપાઈ ગયો પણ ધંધા વાળા ને વધારે તકલીફ પડે ને અ લોકો તો હાલ બેરોજગાર જ છે ને હા એ સાચી વાત છે ધંધા વાળા બિચારા ને બહુ તકલીફ પડી જઈ છે અને economy ભી તૂટી જશે હા અને છોકરાંઓનું ભણતર પણ બગડે છે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 એ સાચી વાત આપને નજર ના આપો તો એ online class બંદ કરી ને એ game રમવા મંડી જાય હા મુ તો છોકરા ઓને જાતે જ ભણાવું છુ ના બરોબર હૈ મુ ભી જાતે જ ભણાવું છુ હા તારે ભી ધ્યાન આપવાનું છોકરા ઓ પર હા નકર આ તો બગડી જાય છોકરા ભી હા સાચી વાત છે હમ ભાભી શું કરે બસ આ રહ્યા અહી જ બેઠા છે ખાવાનું બનાવે છે તેમની તબ્યત બરાબર હાઉ તબ્યત બરાબર ભાભી ready ને ઘરે તો હમ ભાભી ની mummy મળ્યા હતા અઠવાડિયા પેહલા એવું એમ એવું છે એમ હેં એભી કરયાનું લેવા આવ્યા હતા ને મુ ભી કરયાનું લેવા ગયો હતો એટલે મળ્યા હતા હે એ ત્યાં છે ને એટલે હા એમની muumy ને અમના papa ત્યાં જ છે હા બીજું કેવું ચાલે બોલો

આપડે એકલા ની આપડી family ને ભી લઇ જાવી આપડી society ને ભી લઈ જાવી ને બધા ને જાગૃત કરવા કે vaccine લેવી બહુ જરૂરી છે vaccine થી તમને ફાયદા ભી થાય છે અને તમારું શરીર ભી એના થી મજબુત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 હમ બીજું તાર mummy ને બધા કેમ છે મજા માં હા બધા મજા માં હો ઘરે હાલ papa mummy તો ત્યાં જ છે Palanpur જ છે Palanpur જ છે હા નાના ને નાની મારા જોડે જ છે હા તો પછી કદાચ કોરોના થોડો જાય ને તો પછી તાર mummy ને તાર papa મળી લઉં હ મળી લેજે એમને ભી મેં કીધું જ છે કે vaccine લઈ લેજો અને તો ભી એમને જો જરૂર પડે ને તો જજે એ બાજુ એહા એ તો એમને કઈ કરયાનું જોતું હશે તો મુ લઈ બાર થી હા એટલું કરજે તારે Palanpur કયારે આવાનું palanpur બસ મુ તો કવું જેવું જ મને અહિયાં થી નીકળવા મળે એવું જ સીધું Palanpur આવું હે mummy papa જોડે અર અમેએ તાર mummy ને તાર papa હમણાં તને ખુબ યાદ કરતા હતા હા એટલે એજ ને mummy papa nana nani મારા છોકરા બધા ને લઇ ને ગામડે જતું રેવું છે એટલે ગામડે શું ખબર હૈ ચિંતા ઓછી એમ હે ગામડે માં લોકો ભી વધારે સાથે ના રેહતા હોય ગામડે આપડે અલગ ખેતર માં શાંતિ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

અને ત્યાં આપને વય્સત ના વસ્યત જ રહીએ ગામડે કામ કરીએ ખેતર માં કામ કરીએ ઢોર નું કામ કરીએ ભેસો નું અને ઘર નો સારો ખોરાક પણ મળે ને પૌસ્તીક આહાર એક દમ દુધ ભી ભેસો નું તાજું આપને ઘર નું આહ અહિયાં તો police ખુબ કડક બન્દોબસ્સ્ત છે હમણાં જ જૈમીન ને માર્યો હતો કસુક લેવા જયો હતો જૈમીન ને પડી હતી એમ હ એ બાર કસુક લેવા હતો બાર બેઠા હશે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

પણ માર્યા ત્યાર ના હવે બીજે વાર બાર ની આવતો હો ઘર ની એ એ તો ડંડો પડે એટલે ભૂલી જ જાયે ને હમ ના પણ બરાબર હે યાર આપના માટે police એમની જિંદગી જોખમ માં નાખી ને બાર ઉભી છે ને આપના માટે ઉભી છે કઈ એમના માટે નથી ઉભી એ તોભી આપને ના માનો તો એ બાપડા શું કરે એ આપના રક્શન માટે જ છે ને એ હવે એમનો જીવ જોખમ માં નાખી ને આવા ભર corona બાર ઉભા છે કોના માટે ઉભા છે આપના માટે ઉભા છે હમ તો આપડે ભી સમજવું પડે યાર તો પછી અમને કોઈ ઘરે છોકરા હશે એમની wife હશે અમના mummy papa હશે તો પણ એ એટલું બધું જોખમ માં નાખી ને આપડા માટે ઉભા રે તો આપડે ભી અમને support કરવો જોઈએ આપને મુ તો કઉ તો આપને આપને એમને બાર ઉભા હોય તો આપને સેવા કરવી જોઈએ આપને એમની તો ના સાચી વાત છે એમનો જીવ જોખમ માં નાખી ને આપડા માટે આટલું કરતા હોય આપડે ભી એમના માટે કોક કરવું પડે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 બોલ બીજું શાંતિ હા હા શાંતિ હો સાચું કઉ તો doctor ઓ ભી ભગવાન રૂપ બન્યાછે corona ના time માં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 બોલ બીજું હવે યાદ કરતો રહ્જે હા હો જરૂર યાદ કરતો રેઈસ અને mummy ને papa ને કામ હોય તો જજે હો હું તને કઈસ બરોબર ને હા તું ફોન કરજે એમને કોઈ ભી કામ હોય તો મને ફોન કરવાનું કજે મુ જઈસ એવું છે એમ

માહમાં ગાંધી ભારત મહાત્માગાંધી તે જગત પ્રશિધ ભારતીય હિન્દ વાડી નેતા હતા. મહા મોહનદાસ કરમચંદ ગાંધી તેઓ મહાત્મા તરીકે જાણીતા છે તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ તે એક સત્યાગ્રહ હતો અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યુ. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન એટલેકે અને સ્કોટલેન્ડ સુધી સીમિત થઈ ગયો. આમ ગુજરાત ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અને આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર ગુજરાત, ભારતમાં એક હિંદુ વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી કરિયાણાનો ધંધો કરતા હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત તેર વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા. સૌથી મોટો પુત્ર હરીલાલ તેમનો જન્મ સન અઢારસો અઠ્યાસીમાં થયો હતો. ત્યાર બાદ મણીલાલતેમનો જન્મ સન અઢારસો બાણુમાં થયો હતો. ત્યારબાદ રામદાસ તેમનો જન્મ અઢારસો સતાણુ માં થયો હતો. અને સૌથી નાના પુત્ર તરીકે દેવદાસ જેમનો જન્મ સન ઓગણીસોમાં થયો હતો. તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ~માંડ પાસ કર્યા પછી સન અઢારસો સત્યાસીમાં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં

તેવી તેમના કુંટુંબીઓની ઇચ્છા હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકૂમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આથી તેમણે ઇંગ્લેન્ડ જવાની એ તક ઝડપી લીધી. હવે આપણે તેમના દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારો માટેની ચળવળ વિષે જોઈએ. દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઈક અંશે આત્મવિશ્વાસ વિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતા. જો કે, કુદરત તેમની આ બધી નબળાઈ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારતીયોની જેમ તેમણે પણ ગોરાઓના તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા. એની કિંમત અંગ્રેજોને ખૂબ મોંઘી પડી. આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય ભારતીયની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે netal ની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યું તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઈને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઈ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતનપરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની net practice ની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પિટિશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા, પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હ hero બની ગયા અને તેમના ટેકેદારોએ